આમાં એક સૂર્ય નું અસ્ત થવાનું વક્ત થઇ ગયું છે. જેમાં તમે આ જોઈ શકો છો તેની એક એક કિરણ કેવી મસ્ત લાગે રિયે છે.

આ એ આવાજનો યંત્ર છે જેના હાર્મોનિયમ કેવાય છે. એ આપડે શીખવા કરવા માટે અમે કોર્સ આપીયે છે.

આ એક બગીચા મા બનેલી --

ત્યાં તેમનુ ઇન્તજાર કરીયે છે એ જયારે આવશે એ બધા લોક મળીને એમને વાત કરશે.

અને છોકરો એક નીલો રંગનું શર્ટ પેરીયું છે.

આ એક ન્રીત્ય કલાનું સેન્ટર છે. જેમાં બહુ નાના બાલક અઅ ડાન્સ સીખવામાં આવે છે.

આ એક નૃત્ય કાલા ના થઇ ગયા ડાન્સ ના પછી એ એમને સંમાન આપી રહ્યા છે અને પુરુસ્કાર અ દેવા માં આવી રહ્યા

એક ઓટો રિક્ષા સ્ટેન્ડ પણ છે જેમાં લોકો અ અ લોકો રિક્ષા માટે વાર જોઈ રહ્યા છે.

અને એ એક માણસ પથ્થર ઉપર બેસીને ફોટો પડાવી રહ્યો છે.

માલક છે અને પીછે પાછણ તમે એમને પુખ બીજું સ્ટેશનરી બધી ચીજુ અહિયાં છે.